હા બૌ મસ્ત કર્યું હતું. કંકૃતિ ન બનકૃતિ બધું. ચેટલું ખાસો રૂપિયો વાપર્યો એમાં બધા કે છે. કરોડો રૂપિયો વાપર્યો. દસ કરોડ જેવો કોક કે આખા જાલોર ને ખાવાનું હતું. . યોગી આયો તૉ ન. આખા જાલોર ને ખાવા નું હતું.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

હમ અને હાથી ન ઘોડા ન બીજા બધા અલગ અલગ લાયુ હતું. ને કોક

ના હું એ નતો ગયો યાર અહીંયા સુ કામ મોં હતોન. એ પાછું ત્યાં હવે રેવાનું setting આવે ન ના આવે. ને ત્રણ દિવસ નો program હતો. public પણ ખાંસી આવી હતી. બારથી એટલે કીધું હેરાન થઈએ. એના કરતા. નકે ગાડી તો અહીંયા થી જતી જ તી.

બીજું બસ શાંતિ તું આવે તો સાંજે આવજે.

ને એવું હશે. તો હું એ બાજુ આંટો મારવાનો હોય તો હું તને phone કરીશ. તો તું મારી સાથે જ આવજે. તો આપણે મારા ઘરે આવસુ. ન ચા બા પીને પસી બજાર જઈસુ. આમ તો એવું હમણાં થોડી વાર કલાક બે કલાક માં. આજે phone કરવાનો હતો. હું જમીને તને phone કરું. પણ તારો phone આવી ગયો. સામેથી એટલે હારું થયું. તારે પેપર ક્યાં આવ્યું. પેપર ત્રીજા મહિના માં સત્તર તારીખે છે.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

બાર pass કરીને college બોલેજ કરવી પડશે.

મારે ઈચ્છા તો school માં જવાની છ school માં જઈને કરવું છે. એમને ના ના હાચી વાત. ઘરે સુ યાર ખબર ના પડે. આ દસ માં જો કેઉં hard પડ્યું. તોયે school માં હોય તો થોડું ખબર પડે. તો આપણને એ આઘું થાય ને.

singing line માં જાઉં હોય તો એ મુ જે field માં હું. એ drama હે માર નાટક નો હે drama નો તેની ઉપર singing માટે છે. ને ચિત્ર માટે છે. તાર singing માટે જાઉં હોય તો degree બીજી લઈલે singing ની. મારું માને તો વડોદરા જતો રહે. singing માટે તો best માં best છે. છે વડોદરા હા એટલે પેલું બા pass કરીને college કરીને. singing line પકડવી હોય. તો બાર pass કરીદે. પછી degree આવે એના ઉપર ત્રણ વરસ singing ની degree કરીલે. practice પડી જાહે. ત્રણ વરસ singing ની degree હસેન એટલે તારે પણ થઇ જહેં. અને અત્યારે તો શું social media નો time હે તો મારું માને નેતો social media માં follow કરવા નું રાખ આ બધું instagram પર reel મેલ અને આ બધું short બનાય you tube તો જલ્દી તો viral થાય તો તારો chance બાકી તમે officially કરવા જાઉં તો એ સારું જ છે. પણ મારુ માને તો હાલ internet નો જમાનો છે. તો internet પર focus વધારે કરે તો હારું એમ. હા એ કરી દૈસ. હવે instagram તો તું use કરે છે. થોડી થોડી reels બનવાનું ચાલુ કરી દે. તો થઇ જાય એમ.

અને હા ને એક harmonium લઇ દે. ખાલી અને રિયાજ કર કર કર આખો દહાડો. હમ એવું હોય તો માર પાપા ને પૂછ બીજું બધું એ singing line માં છે. એટલે એમને થોડું knowledge હોય.

indian ideal માં જાઉં છે. કદાચ થોડું તૈયારી ચાલુ કરી દે. હાલ થી એટલે chance આવે. બાકી public કેટલી મેહનત કરે છે. ને આપડે સામે કઈ મેહનત નથી કરતા. કોઈ મેહનત નાઈ કરતા. કઈ દેખાતી નઈ મને તો. તો પછી હાલ ફરવા ન આવું બધું જાય છે. તો time waste મત કર ખોટો એમ

હું તો modeling નો કરતો. સાંભયું તું ન મેં. ઈચ્છા હતી પણ પસી પડતું મૂક્યું. financial problem આવી હતી. ને plus support પણ નતો. અને અહીંયા થી હું જે આ college કરું છું. ત્યાં એવું બધું કઈ છે. નઈ ને બાર જાઉં પડે. ને બાર કૈક એટલો ખર્ચો family ને અપાય નઈ. જાતે કૈક કરતા હોઈએ. તો ઠીક નકે પૈસા બીંસ તો નકે modeling તો સુ હે તમે એક time પછી પણ કરી શકો. પૈસા હોય તો. તમે ખુદ ની brand collabration પણ કરી શકો. ખુદ ના પૈસે બધું start કરી શકો. એટલે પડતું મૂક્યું હાલ થોડું કમાઈ લઈએ ને. આમ હમ

મારે પણ share market નું ચાલુ કરવું છે. હવે કીધું share market તો કરીદો થોડા થોડા video દેખાવાનું ચાલુ કરો. ને side માં થોડું થોડું investment ચાલુ કરવાનું. long term માં invest કર. ધીમે ધીમે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 પણ share market માં ખર્ચો તો નીકળે. રોજ થોડા સો બસો પોંચસો રોજ હજાર જેવા આવતા હોય. તો ખર્ચો પોતાનો નીકળે. પણ share market માં કેઉં પૈસા તમારે

practice કરતો રહે. video દેખાવાનું ચાલુ કર એટલે રહેશે એમ પસી તું એમ આતો સુ અત્યરે તું અચાનક તું એમ કે મારે share market કરવું છે. ન direct પૈસા નાખી દેન પછી ખોવાઈ જાય. પૈસા જાય એટલે તું એને સુ કે gambling ને આ બધું આવું છે. ના કરાય એમ પણ direct નોખે તો તને નો આવડે તો એવું જ થવાનું હેને એમ હમ એટલે થોડી થોડી મેહનત ચાલુ કરો.

હાલ તો shaving માટે જાઉં છે. કપડાં નું તો હજુ નક્કી નથી. હવે સુ છે સુ નાઈ ખબર નથી. પણ મુ સુ કૌ તારૂ કામ બામ જે હોયને બધું હાલ અત્યાર હા એ બધું પતાઈ દેજે. હું એવું છું. અડધા કલાક બે કલાક ની અંદર તને લેવા માટે ok ok એવું હોય ન તો મમી ન કઈ દેજે. કે આજે કદાચ સાંજે સુધી late થાય ન તો તું માર ત્યાંજ જમી લેજે. સારું ને તાર કૈક લેવાનું હોય તો તું કઈ દેજે. મને કે કઈ લેવું છે. પૈસા નું એવું મત રાખજે. જે હોય એ કરી દઈશ. એતો ok ok PSS ના video જોયા હતા તમે આ બધી PSS ની શાળાઓ છે. નવમા step ની અંદર આપડે કહેવામાં આવશે. આ બધી PSS આપણે લખવાની છે. body માટે ત્યાર પછી header stead માટે last section શરીર માટે body structure માટે સૂત્ર section માટે આજે box છે. બધા માટે તો એ બધાની ચર્ચા આપણે પછી કરીશું પહેલા અહીંયા લખી દઈએ. મારી પાસે તૈયાર છે પહેલા paste કર દઉં. આપણે આ બધી PSS લખી દીધી છે શરૂ કરી દઈએ થોડુંક સમજી લઈએ ત્યાર પછી આગળ જઈએ આપણે body ને format કરવા માટે આપણે body tag number લખીએ છીએ ત્યાર પછી આપણે ઉપર જે ASD જેવું heading લખ્યું હતું. એને format કરવા માટે આટલી બાબતો લખેલી છે. ત્યાર પછી last section જેની અંદર login માટે પેલું user નું box આવે છે એ section છે એ section ને format કરવા આ માટે આ PSS લખી છે.

Web identity આપણી website છે એની પર mouse નું જમણી બાજુનું button click આપીશું add માં જઈશું. અહીંયાથી directly આપણે web form લઈ લઈશુ web form default નામ automatically આવી જાય છે તમારે ના આવતું હોય તો તમે default લખી શકો અથવા defaulty પછી okay પર click આપી દેશો એટલે જેવુ કોઈ પછી આપણે website નું નામ type કરીને enter આપે તો એને આ web page જો તમારે startup page ના હોય તમે કોઈ બીજા નામ આપવા માંગતા હોય એને startup page આપવા માંગતા હોય તમારે default ની ઉપર પછી જઈ mouse નું જમણી બાજુનું set as a startup page જે છે અહિયાં Click આપી દો આ button તમે click આપી દેશો એટલે ત્યાર પછી જે નામનુ એ SPS ચાલે છે. એ automatically startup page થઈ જશે પણ અત્યારે આપણે default છે જ એટલે એને રહેવા દીધું design ની અંદર આવતા રહીએ. એટલે design ની અંદર આપણે દર વખતે કરીએ છીએ એટલે આપણે ખ્યાલ છે કે અહીં આપણે એકસો ત્રણ છે પણ આપણે પેલી વખત excelr બંધ કરી દઈએ અને અહીં આમાં તમારે યાદ રાખવાનું છે. કે આપણે જયારે પ PSS થી બધી વસ્તુને attach રતા હોઈએ. ત્યારે એ design તેમાં થોડુંક વ્યવસ્થિત નથી દેખાતું જ્યારે આપણે run કરીએ ત્યારે વ્યવસ્થિત દેખાય છે તો અહીંયા આપણને આ photograph બરોબર દેખાય છે. તો આપણે એની PSS પણ થોડી સમજી લઈએ.

User box છે જે આપણે formet કરેલું છે. ત્યાર પછી એની અંદર તમે જોશો તો અહીંયા એક આપણને આ status માટે જોવા મળે છે. કે welcome કરી અને આપણે run કરીને multiple પેલા વોલા પેલા આવશે કે welcome guest અથવા તો welcome અજય welcome જે પ user હસે તો એનુ નામ લખેલું આવશે status છે ત્યાર પછી બીજી item છે કે આ login નો પેટ છે username password અને એમાં login અને New user એ નામનું એક form હશે અને આ એક register માટેનું form છે કે જેની અંદર પણ user name password confirm password અને cancel નું register button આ એક બીજુ deal છે અને એ છે. Register માટેનું એક login માટેનું register માટેનુ એ અહીંયા આપણે set કરેલુ છે પેલા user box આખુ box બનાવ્યું ત્યાર પછી login form Table આપણે start કરીએ ત્યાર પછી register form નું આપણે table start કરીએ ત્યાર પછી આપણે user button ને બનાવવાનું start કરીએ આ બધા user button ને set કરીએ અને પછી general section ની આપણે start કરીએ છીએ user section ને એ આ જોઈશું કે આ general section છે અને આ user section છે એ બધાને set કરવા માટેની આ બધી cassette અહીંયા આપણે લખેલી છે એને આપણે run કરી છે ત્યારે આપણે વધારે સમજીશું. હવે default ની અંદર આપણે આવતા રહીએ અને default ની અંદર આપણે આવા section બનાવા છે અને ઘણા complicated section છે કારણ કે આપણે બધી જ વસ્તુ આ એક નાના box ની અંદર જ કરવામાં આવી જાય છે એટલા માટે અગિયારમો step જોઈએ કે આપણે પહેલામાં પેલું કહેવામાં આવ્યું છે કે આપણે source view મા જઈ અને defualt ની સાથે માહિતી execs ને add કરવાની છે આપણે source view મા જતા રહીશું આપણે અહીંયાથી

ત્યાર પછી આપણને કહેવામાં આવ્યુ છે કે add for default SPS તો હવે અહીંયા આપણે ઉપરનામાં જોઈએ કે આપણને અહિયાં ચાર અલગ અલગ section જોવા મળશે આ પેલું ASP identity લખ્યું છે header section છે. ત્યાર પછી આ left બાર sector છે આ આપણો general section છે અને પછી આ section છે ચાર બાબતો આપણે માટે આપણે ચાર જોઈશે હવે આપણે જોઈએ છે ને એટલા માટે અહિયાં soarce view ની અંદર બધું add કરીશું કારણ કે જો આપણે design view માં add કરવા જઈશું તો અપણને થોડિક તકલીફ પડશે એટલા માટે આપણે explorer ને બંધ કરી દઈશું tool box ને આપણે ચાલુ કરી દઈશું. અને અહીંયા આપણે explorer માં add કરીશું આપણે explorer વાળા teb ની અંદર જતા રહીએ યાદ રાખજો કે coarser આપણું આ જે આ dieu અને આ dieu બેની વચ્ચે આપણે રાખવાનું છે અને ત્યાર પછી અહીંયા થી આપણે dieu tag દેવાના છે. ચાર એટલા માટે આપણે પહેલી એક વખત એકત્રીસો એટલે એક delta type બીજીવાર આપીશું ત્રીજી વાર આપીશું અને ચોથી વાર આપીશું એટલે ચાર dieu tag અહીંયા આપણને આવી ગયેલા જોવા મળશે હવે એ ચાર dieu tag ને property બધા આપવા જઈશ. એને આપણે દરેકને ID આપીશું અને જે પહેલું dieu tag હશે એ IDheader હશે અને આપણે લખી દઈશું IDequal to header header લખી દીધુ. ત્યારપછી એની અંદર આપણે બીજુ add કરવું છે એ પહેલા આપણે ફક્ત બધાના IDIDadd કરી દઈએ એટલે આપણને બરાબર ખ્યાલ આવે dieu ની અંદર જતા રહીએ design ની આપણે ID આપવી છે left section એટલે left section લખી દઈશું યાદ રાખજો. અહીંયા આપણે capitalization ને બધુ પણ થોડુક ધ્યાનમાં લેવાનું છે અને આપણે આજે અહીંયા લખેલુ છે તે એની ID તરીકે નથી આપવાનું પણ અહીંયા મે લખેલું છે left section એટલે આ ID એટલા માટે અગત્યનું છે કેમ કે જો આ ID અને આપણી PSS માં જે ID છે એ મેચ નહીં થાય પણ પછી PSS નું formatting છે એ તમને નહિ જોવા મળે એટલા માટે તમારે ધ્યાન આપવાની જરૂર છે ત્યાર પછી આપણે જુઓ બીજુ section છે એમાં આપણે લખવું છે કે body section એટલા માટે આપણે અહીંયા dieu tag ની અંદર આવી જઈએ લખી દઈએ IDeaqul too body section તમને આ capitalization વગેરેની પણ બધી ખ્યાલ છે આપણે આગળ MCQ વગેરેના video છે એમાં ચર્ચા કરી ગયા છીએ આપણે cable testing ની અંદર પછી બાબતો લખીએ છીએ એ એ બધી બાબતો જો તમે video ના જોયા હોય તમે જોઈને સમજી શકો છો ત્યાર પછી જે છેલ્લું dieu છે એને આપણે future કરવુ છે એટલે આપણે આ video ની અંદર આવી જઈશુ ID લખીશું control cota આપણે આટલી બાબતો લખી દીધી આપણે જોઇએ કે પાછા આપણે ઉપર જતા રહીએ એની અંદર અને એની અંદર આપણે પહેલા section ની અંદર આવી જઈએ header section ની અંદર આપણને એક label add કરવું છે. આ બે dieu છે એની વચ્ચે આપણે coarser રાખીશું અને enter આપીશું આપણને આ રીતના જોવા મળશે અને એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે add one label inside dieu oneadd એને કરી દઈએ એટલે આપણે સીધુ lable લેવા માટે આપણે standard teb લેવા જતા રહીશુંઅને અહીંયા આપણે label પર double click આપીશું ASP lable add થઈ જશે અને એની property આપણે અહીંયાથી tax કરતા જઈએ એટલે આપણે આને થોડુંક નાનું કર દઈએ property પણ Add કરવાની છે એટલે property ને click કરીને આપણે લાઈ દઈએ અને આ ASP ને આપણે પકડી લઈશું એટલે ASP lable આપણે પકડી લીધું આપણે આ box ને વધારે થોડુંક મોટું કરી દઈએ જેથી આપણને અહીંયા દેખાતું જાય. આપણને અહીંયા પણ બધી બાબતો મળતી જાય આ પકડી લીધું અને એના જેમ આપણે પકડીશું એટલે આપણને એની property અહીંયા દેખાશે એની અંદર આપણને પેલામા પેલ્લુ તો tax property change કરવી છે આપણે જો બરોબર એ ના દેખાતુ હોય તો આપણે ફરી પાછુ પકડવાની જરૂર પડશે તો એક વખત આપણે પકડીશુ એટલે વિશ્વાસ થઈને અહીંયા આવશે એની અંદર આપણે tax property ની અંદર જતા રહીશુ tax property ની અંદર આપણે લખી દઈશું કે ASP identity અને enter આપી દઈશુ.

તમને ખ્યાલ છે કે property આપણે કઈ start કરવાની છે size ની અંદર જતા રહીશું એની અંદર ex plants લઈ લઈશું હવે આપણે એ પણ કરતા જઈએ હવે આ થઈ જાય ત્યાર પછી આપણે left section અંદર બીજી બાબતો લેવાની છે એટલા માટે આજે dieu tag ના left section ના એની વચ્ચે આપણે બરોબર આવીશું અને enter આપીશું હવે અત્યારે આપણે design view ની અંદર બધી બાબતો એટલા માટે enter નથી કરતા તમે design view માં જઈને જોશો તમને આ રીતનું દેખાશે અને અહીંયા enter કરવું થોડુક તકલીફ પડે એવામાં જ્યારે dieu tag છે ત્યારે આપણને વધારે તકલીફ પડશે એટલા માટે આપણે source view માં જતા રહીશું આપણે કહેવામાં આવે છે કે આપણે dieu બીજુ add કરવાનું છે એ dieu આપણે add કરીએ એ પહેલા અહીંયા આપણે curser રાખીશું. ફરી પાછા આપણે explorer વાળા area માં જતા રહીશું એની અંદર dieu ની ઉપર directly double click આપીશું એટલે dieu tag આવી ગયું એ dieu tag ને આપણે ID આપીશુ user box એ dieu tag ની અંદર જતા રહીશું ID લખી દઈશું IDequal too user box અને એની અંદર લેવુ છે એટલે આપણે એ બેની વચ્ચે curser ને લઈ લઈશું અને enter આપીશું આપણને આ રીતના જગ્યા મળી જશે એની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે add one label one curser and too in side user box હવે આપણે એની અંદર ઘણી બધી બાબતો લેવાની છે. અહીંયા થોડી complicated બાબતો થતી જાય છે એટલે થોડુક ધ્યાન આપજો એક ASP lable લેવાનું છે એક button લેવાનુ છે અને બે dieu tag લેવાના છે આપણે અહીંયા આવી જઈએ જે પ્રમાણે છે એ પ્રમાણે લેતા જઈએ એટલે આપણે પહેલા એક label લીધું. ત્યાર પછી enter આપી અને એક button લઈશું login નુ status છે એની માટેનું છે એટલે આપણે એક label લીધું એક button લીધું અને ત્યાર પછી આપણે બે dieu tag જોઈએ છે એટલા માટે આપણે explorer ના નીચે આવી જઈએ અને એકવાર dieu પર click આપીશું અને બીજી વાર diue પર click આપીશું એટલે બે dieu ltag આપણને મળી જશે એક login માટેનુ label છે અને બીજુ register form માટેનું છે તો એ બે લઈ લીધા હવે આપણે એક એક બાબતોનો set કરતા જઈએ. હવે જો કે આઇરા બધા ASP ના label છે એને આપણે design view મા જઇને start કરીશું તો પણ ચાલશે એટલા માટે આપણે કલાક dieu tag ની અંદરનું બાબતો બરાબર કરતા જઈએ અને આખરમાં તમને ફાવતું હોય તો તમે એક એક કરીને પણ start કરતા જઈશું. વારેવારે design view ની switch પણ કરી શકો છો ધારો કે અત્યારે design view મા જઈશું તો આપણને label પકડવાનું અહીંયા આસાન થશે label જોવા મળશે અને અહીંયા આપણને આ રીતે જોવા મળશે label ની અંદર આપણે એની ID છે એ કરવી છે LGRlogin status login status લખીએ અને આપણે enter આપી દઈશું એના front ની અંદર જઈ bold કરી દઈશું એને અને tax ની અંદર આપણે અત્યારે ફક્ત welcome લખી દઈશું જોકે આ tax આપણે પાછળથી કાઢી જ નાખીએ છીએ એટલે ના લખીએ તો પણ ચાલશે. આપણે ખબર પડે એટલા માટે welcome લખી દીધું ત્યાર પછી આપણે button પર click કરીશું button ની ID કરવી છે તો આપણે ID ની અંદર જઈ લખી દઈશું બી એટી log out button કારણકે આ જ્યારે વ્યક્તિ login થઈ જશે ત્યારે એને status દેખાશે નહિ દેખાશે ત્યારે log out button દેખાવું જોઈએ એટલે એ લખી દીધું ત્યાર પછી આપણે tax માં આવી જઈશું અને ત્યાં પણ લખી દઈશું આપણે log out enter કર દઈશું. આપણે અહીંયા log out દેખાશે ત્યાર પછી આપણે dieu tag માં પાછું જવું છે એટલે source view માં જતા રહીએ અને અહીંયા આપણે dieu already add કરી દીધા છે પહેલા dieu ને આપણે પકડીશું એને ID આપણે આપવું છે login form પેલા dieu ની અંદર અહીં લખીશું IDequal to login form અને login form ની પછી આપણે એને server પર use કરવાનું છે. એટલે આપણે વન X પણ લખવું પડશે one x equal to server અને server કરવું છે.

બીજા એની પર set કરી દઈએ કે જેથી આપણને કદાચ થોડું આસાન રે આ જે બીજા dieu છે એની અંદર લખી દઈશું કે IDequal to register form કા તો એની પાછળ આવી આપણે લખી દઈશું. આને server અને server આપણે લઈ લીધું tax બાર આપી દીધી અને ત્યાર પછી visible property છે visible equal to starting માં આપણે false કરી દઈશું. જ્યારે શરૂઆત થાય એટલે આપણને web page દેખાય ત્યારે આપણે પહેલા login વાળું box દેખાવું જોઈએ અને કોઈએ new user button પર click આપે તો જ એને register page દેખાવું જોઈએ. અને એટલા માટે આપણે એ section ને false કરી દીધું. પાછા આપણે ઉપર જતા રહીએ અને અહીંયા આપણે add કરવાનું છે. એટલે એને આપણે આ બે diue tag ની વચ્ચે coarser રાખીશું. enter આપીશું. અને હવે અહીંયા આપણે કહેવામાં આવ્યું છે add one table બે column અને ત્રણ row લઉ હવે already આપણે આ વસ્તુ પેલા કરી ચૂક્યા છે. એટલે આપણને ખ્યાલ છે. એટલે આપણે અહીંયા coarser રાખીએ explorer વાળામાં જતા રહીશું table લઈ લઈશું. અને આ રીતે આપણને Table જોવા મળશે અને table ની ઉપર click કરી અને design view માં જતા રહીશું. તો તમે અહીંયા જોશો તમને આ રીતના ત્રણ ખાના જોવા મળશે ત્રણ column વાળા આપણે બે જ column જોઈએ છે એટલે આપણે ખબર છે એટલે આપણે છેલ્લું column select કરી દઈશું mouse નુ જમણી બાજુનું button click આપીશું. પછી આપણે cut કરી દઈશું delete માં આપણે જઈ શકીએ છીએ વધારે બાબતો delete કરવા પહેલા આપણે cut કરી દઈએ આપણે ફક્ત બે મળી જશે હવે આપણે અહીંયા પણ આપણને આસાની રહેશે enter કરવાની આપણે આની અંદર header inside table આપણે કહેવાય છે to label અને to tax box અને to button Enters આપણે લેવાના છીએ. અને એ આપણને ખબર છે કે user ને બધું લખ્યું છે એની માટે પહેલા આપણે આ property ને બંધ કરીએ કે જેથી આપણને થોડી જગ્યા મળે પહેલા ખાના ની અંદર આપણે એક label લેવું છે. label ની ઉપર આપણે double click આપી દઈશું.

હવે અહીંયા તમે જોઈ શકો છો design view અંદર બધુ PSS દેખાય છે. એટલા માટે આવું આપણને ગડબડ થોડી દેખાય છે. પણ આપણે થોડું ધ્યાનથી કરીશું તો આપણને બરોબર ખ્યાલ આવશે અહીંયા આપણે password માટેનું tax box મૂકવા માગીએ છીએ. એટલે આપણે આસાન માટેનુ tax box લઈ લીધું ત્યાર પછી નીચે છેલ્લે બે button આપણે લઈ લેવા છે એટલે button વાળામાં જઈ button ને double click કરી દઈશું, બંધ કરી અને બીજા એની અંદર આપણે બીજુ button લઈ લઈશું.

હે કૃષ્ણ તો પછી આ માનસ પોતે નાં ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડાયો હોય એમ કોના થી પ્રેરાઈ ને પાપ નું આચરણ કરે છે શિવ ભગવાન બોલ્યા સજોગુણ માં થી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે આ ગણું ખાનારો એટલે કે ભૌગો થી કડી નાં ધરાતો અને મહાપાપી છે આને તું વેરી જા જેમ ધુમાડા થી અગ્નિ અને મહેલ થી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરડા થી ઘર ઢંકાઈ લો રહે છે એમ જ એ કામ વડે આ જ્ઞાન ઢંકાઇલુ રહે છે એ એકાંતે આ અગ્નિ ની પીઠે કદી પૂર્ણ ન થનારા કામ રૂપી જ્ઞાની ઓ નાં નિત્ય વેદી વડે માણસ નું મન ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે આ કામ આ મન અને આ બુદ્ધિ અને ઈન્દ્રીઓ દ્વારા જ જ્ઞાન ને ઢાંકી દઈ ને જીઅવાતમાં ને મોહિત બનાવે છે માટે હે ભરતવંશી ઓ માં શ્રેષ્ટ તું પેલા ઇન્દ્રિ ઓ ને ભષ્મ કરી ને જ્ઞાન અને વિજ્ઞાન નો નાશ કરનાર આ મહાપાપી કામ ને અવશ્ય બળ પૂર્વક ખણી નાખ ઈન્દ્રીઓ ને સ્થુર સરીર કરતા પણ અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સુક્ષ્મ કહે છે આ ઈન્દ્રીઓ કરતા મન પળ છે મન અર્તા એ બુદ્ધિ પળ છે અને જે બુદ્ધિ કરતા પળ સાવ પળ છે તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સુક્ષ્મ બળવાન અને ગણા શ્રેષ્ઠ આત્મા ને ઓળખી ને અને બુદ્ધિ વડે મન ને વશ કરી ને હે મહાબાહો તું આ કામ રૂપી દુર્જાઈ શત્રુ ને હણ શિવ ભગવાન બોલ્યા

આ યોગ ને રાજા શીયો ને જાણ્યો પણ ત્યાર બાદ તે યોગ ગણા સમય થી આ પૃથ્વી લોક પર લગભગ લુપ્તપ્રાય થઇ ગયો છે તું મારો ભક્ત અને પ્રીયાસ્ખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ગણો ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા વિષય છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન હાલ નો છે જયારે સૂર્ય નો જન્મ તો ગણા પેલા નો છે એટલે કે તે કલ્પના આરંભ્ય થયેલો છે તો હું એ વાત ને કેમ સમજુ કે તમે જ કલ્પના આરંભ્ય સૂર્ય ને આ યોગ કહ્યો હતો હે પરમ તપ અર્જુન મારા અને તારા ગણા બધા જન્મો થઇ ચુક્યા છે એ બધા ને તું નથી જાણતો પણ હું જાણું છું હું વચન માં છું અને અવિનાશી સ્વર હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓ ના ઈશ્વર હોવા છતાય પોતાની પ્રકૃતિ ને આધીન કરી ને પોતાની યોગ માયા થી પ્રગટ થાય છે એ ભારત જયારે જયારે ધર્મ ની હામી અને અ ધર્મ ની વૃદ્ધી થાય છે ત્યારે હું પોતાના રૂપ ને સર્જુ છું એટલે કે આકાળ રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું સાધુ પરુષો નો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારા ઓ નો વિનાશ કરવા માટે અને ધર્મ ની સંયુક રીતે સ્થાપના કરવા માટે મુ યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે માનસ તત્વ થી જાની લે છે તે દેહ છોડી ને પુનર જન્મ પામતો પણ મન જ પામે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણ પને નાશ પામી જાય છે તેઓ જ મારા માં અન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશરે રહેનારા ગણાય ભક્તો આ પહેલા પણ આ કહેલા જ્ઞાન રૂપી તપ વડે પવિત્ર થઇ ને મારા સ્વરૂપ ને પામી ચુક્યા છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવ થી ભજે છે હું પણ એમને એવા જ ભાવ થી ભજું છું કેમ કે સૌ મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગ ને અનુસરે છે આ મનુષ્ય લોક માં કર્મો નાં ફળ ને ઇચ્છનારા માણસો દેવતા ઓ નું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મો થી ઉતપન્ન થનારી સિદ્ધિ તત્વ ને મળી જાય છે ભ્રામણ ક્ષત્રીય વસ્ય અને શ્યુત્ર આ ચાર વર્ણો નો સમૂહ ગુણ અને કર્મો નાં વિભાગ પ્રમાણે મારા

માટે મને કર્મો ની નથી કરતા આ પ્રમાણે મને તત્વો થી જાની લે છે તે પણ કર્મો થી નથી બંધાતો પૂર્વ કાલ નાં મુમુક્ષો એ પણ આ પ્રમાણે જાની ને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સત્કાલ થી આચરવા માં આવેલા કર્મો ને જ કર કર્મ શું છે અને અ કર્મ શું છે એનો નિર્ણય કરવા માં બુદ્ધિ શાળી પુરુષો પણ મોહિત થઇ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સયુંકત રીતે સમજાવી ને કઉં છું જેને જાણી ને તું અશુક્તી એટલે કે ક્રમન બંધન થી મુક્ત થઇ જઈસ કર્મ નો સ્વરૂપ પણ જાણવો જોઈએ અને અ કર્મ નો સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકલ્પ નું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મ ની ગતી અતિ ગહન છે જે માનસ કર્મ માં અ કર્મ જોવે છે અને અ કર્મ માં કર્મ જોવે છે એ માનસ સગળા માણસો માં

એ મહા પુરુષ ને દાનીજહ પણ પંડિત કહે છે જે માનસ સર્વો કર્મ પ્રત્યે ની તેમજ એમના વટ પ્રત્યે ને આપત્તિ ને બધી રીતે ત્યાગી ને આશ્રય થી રહિત થઇ ગયો છે તથા પરમાત્મા માં સાડા એ તૃપ્ત છે તે કર્મો માં યોગ્ય રીતે વર્તવ હોવા છતાં પણ વાસ્તવ માં કઈ જ નથી કરતો જેને કકશાય ની ખેવના નથી અન્ત્વ્ય કારણ અને ઈન્દ્રીઓ સહીત જાણે શરીર જીત્યું છે તેમજ સગળી ભોગો ની સામગ્રી નો જેને ફરી ત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ સરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપ ને નથી પામતો

એવો સિદ્ધિ તથા અ સિદ્ધિ માં સ્મ્ર એના કર્મ યોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મો થી નથી બંધાતો જેની આ શાખતી સર્વથા નાશ પામી ચુકી છે જે દેહાભી માં તથા મામ્તવી વિના નો થઇ ચુક્યો છે જેનું ચિત નિરંતર પરમાત્મા નાં જ્ઞાન માં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપદ ને અષ્ટ કર્મ કરનાર મનુષ્ય નાં સર્વ કર્મો પૂર્વ રીતે વીરેન થઇ જાય છે ભ્રમ યજ્ઞ કે જેમાં અપર્ણ એટલે કે સુવા આદિ ઉપકરણ પણ ભ્રમ છે હવન કરવા માટે નું દ્રવ્ય છે પણ ભ્રમ્હ છે ભ્રમ રૂપી હોતા દ્વારા ભ્રમ રૂપી અગ્નિ માં ભરમાં રૂપી ક્રિયા પણ ભ્રમ છે અને સર્વત્ર ભ્રમ બુદ્ધિ કરવા રૂપી ભ્ર્મ્હ કર્મો માં સ્થીત રહેનાર એ યોગી ને મળનાર ફળ પણ ભ્રમ જ છે બીજા કેટલાય યોગી છે દેવતા ઓ ની પૂજા રૂપી યજ્ઞ નું સમ્યક ટકા નું અનુષ્ટાન કરે છે જ્યારે અન્ય યોગી જેનો પર ભ્ર્મ્હ પરમાત્મા રૂપી અગ્નિ માં અભેદ દર્શન રૂપી યજ્ઞ દ્વારા જ આત્મા રૂપી યજ્ઞ નો હોમ કરે છે અન્ય કેટલાય યોગી સ્ત્રોત વગરે સગળી ઈન્દ્રીઓ ને સયમ રૂપી અગ્નિ માં હોમે છે તો વડી બીજા કેટલાક યોગી જેનો શબ્દ વગરે સર્વ વિષયો ને ઈન્દ્રીઓ રૂપી અગ્નીઓ માં હોમતા રહે છે અન્ય યોગી જનો ઈન્દ્રીઓ ની સર્વ ક્રિયા ઓ ને તથા પ્રાણીઓ ની સર્વ સમસ્ત ક્રિયા ઓ ને

બીજા કેટલાક પુરુષો અષ્ટાંક યોગ રૂપી યજ્ઞ કરનાર છે અને વડી કેટલાક અહિંસા આદિ લોકો તરવરતો પડનારા પ્રયત્ન શીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાક યોગી જેનો અપવ્ન વાયુ માં પ્રાણ વાયુ ને હોમે છે તેમજ અન્ય યોગી જનો પ્રાણ વાયુ માં અપવ્ન વાયુ માં હોમે છે તો અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પારાયણ કરનારા માણસો પ્રાણ અને અપરાન ની ગતી ને રોકી ને પ્રાણો ને પ્રાણો માં જ હોમે છે આ સગલા એ સાધકો યજ્ઞો દ્વારા પાપો નો નાશ કરનારા તેમજ યજ્ઞો ને જાણનારા છે કે ગુરુશ્રેષ્ઠ યજ્ઞ માંથી બચેલા અમૃત નો અનુભવ કરનારા યોગી જનો સનાતન પર ભ્ર્મ્હા પરમાત્મા ને પામે છે જ્યારે યજ્ઞ નાં કરનાર માણસ માટે તો આં મનુષ્ય લોક પણ સુખ દાયક નથી તો પર લોક ક્યા થી સુખ દાયક હોય આવા બીજા પણ અનેક જાત નાં યજ્ઞો વેદ ની વાણી માં વિસ્તાર થી કેવયેલા છે એ સર્વે ને તું મન ઈન્દ્રીઓ અને સરીર ની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાંતે તત્વ થી જાની ને એમના અનુસ્થાન દ્વારા તું કર્મ બંધન થી તું પૂર્ણ રીતે છૂટી થઇ જઈસ હે પરમ તપ દ્રવ્ય માં યજ્ઞ ની અપેક્ષા એ જ્ઞાન યજ્ઞ ગણું ચડિયાતું છે તથા હે પાર્થ કર્મો જ્ઞાન માં સમાપ્તિ ને પામે છે એ જ્ઞાન ને તું તત્વદર્શી જ્ઞાની જનો પાસે જી ને જાની લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવા થી એમની સેવા કરવા થી તેમજ કપટ છોડી ને સરળ ભાવે પ્રશ્ન પૂછવા થી પરમાત્મા ને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાજનો તને એ તત્વ જ્ઞાન નો ઉપદેશ આપશે જેને જાણ્યા પછી ફરી થી તું આ રીતે મોહ ને નહિ પામે તેમજ હે પાંડુ પુત્ર જે જ્ઞાન થી તું સમગ્ર ભૂતો ને નિશેષ ભાવે પેલા માં પોતાના માં અને પછી બુદ્ધ સચિદાનંદ ગ્રંથ પરમાત્મા માં જોઇસ જો તો બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનારા હોય તો પણ તું જ્ઞાન રૂપી દાવડા દ્વારા નીસંદેય આખા પાપ સાગર ને સારી રીતે પાર કરી જઈસ કેમ કે હે અર્જુન જે રીતે ભળ ભળતો અગ્નિ જ્વાલા બધા ઇંધણ ઓ ને ભ્ષ્મી ભૂત કરી નાખે છે

શુતાંત કારણ થયેલો માણસ આપ મેળે જ પરમાત્મા માં પામે છે પરંતુ ફૂફૂસ ધમની ની અંદર ફુફુસ ધમની ની અંદર કેવું રુધિર વહે અશુદ્ધ રુધિર વહે આ અપવાદ છે અને ફુફુસ શિરા અને ફુફૂસ ધમની ક્યાં આવેલી છે તો ફેફસા અને હૃદયના jointesun માં આવેલી છે કે જે આખા શરીરમાં ક્યાંય નથી આખા શરીરમાં ધમની અને શિરા છે અને ધમની એટલે શુદ્ધ રુધિર પછી શીરા એટલે અશુદ્ધ રુધિર પરંતુ ફુફુસ શિરા છે એ શું કરે છે ફુફુસ શિરા કઈ જગ્યાએ હોય તો આ જે હૃદય છે એ હૃદય sorry ફેફસુ છે એ ફેફસાંમાંથી જે શુદ્ધ રુધિર છે એ હૃદયને પહોંચાડે તો એને શું કહેવામાં આવે ફૂફૂસ શિરા કહેવામાં આવે જેની અંદર શુદ્ધ રુધિર હશે અને હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળુ રુધિર છે એ ફેફસાની ને પહોંચાડે તો એને ફુફુસ ધમની કહેવામાં આવે જેની અંદર અશુદ્ધ રુધિર હશે તો તમને exam ની અંદર question પુછાય કે ફુફુસ શિરામાં કેવું રુધિર વહે તો શુદ્ધ રુધિર વહે ફુફુસ ધમની માં કેવું રુધિર વહે તો અશુદ્ધ રુધિર વહે ફુફુસ ધમની ક્યાં આવેલી હોય છે તો ફુફુસ ધમની ફેફસા અને હૃદયની વચ્ચે આવેલી હોય છે ફુફુસ શિરા ક્યાં આવેલી હોય છે તો એ પણ હૃદય અને ફેફસાની વચ્ચે જ આવેલી હોય છે એ બંને નું jointation જ છે ધમનીમાં કેવું રુધિર વહે simple ધમની લખેલું હોય તો ધમની માં કેવું રુધિર વહે શુદ્ધ રુધિર વહે એટલે કે ઓક્સિજન વાળું રુધિર વહે શિરામાં કેવું રુધિર વહે તો અશુદ્ધ રુધિર વહે okay simple શિરા કે ધમની લખેલું હોય તો આવું લખવાનું ફુફુસ શિરા કે ફુફુસ ધમની લખેલું હોય તો આવું લખવાનું તો અપવાદ માં એટલું યાદ રાખજો કે ધમની અને શિરામાં ફુફુસ શિરા અને ફૂફૂસ ધમની એ અપવાદ મા છે એનું કાર્ય આખુ ઉલટું છે અને એ ક્યાં જોવા મળે છે તો આ જે jointation છે હૃદય અને ફેફસાનું ત્યાં તમને જોવા મળશે Okay હવે જુઓ ધ્યાનથી સમજજો હો અહીંયા થી જે connection નીકળ્યું ને connection નીકળ્યું જુઓ હવે અહીંયા જુઓ link કરાવું છું આ ફેફસુ છે આ ફેફસામાંથી શુદ્ધ રુધિર છે એ શુદ્ધ રુધિર નીકળ્યું નીકળ્યું નીકળ્યું નીકળ્યું નીકળ્યું ક્યાં આવ્યું? ક્યાં આવ્યું ક્યાં આવ્યું? તો અહીંયા આવ્યું ક્યાં આવ્યું હૃદય ની અંદર આવ્યું okay હવે એ pipeline હું તમને બતાવું છું તો જો આ રહી pipeline દેખાય છે તો જે ફેફસા છે એ ફેફસામાંથી જુઓ આવેલું શુદ્ધ રુધિર એ અહીંયા થી ક્યાં જશે enter થશે okay આ એ pipeline છે આ એ pipeline છે એટલે કે બે માં divide થઈ જશે અને બંનેમાંથી એ રુધિર જે એની અંદર આવે clear તો અહીંયા મેં તમને શું કીધું ફુફુસ શિરા કીધું અને ફુફુસ શિરા છે તો એની અંદર શું હશે શુદ્ધ રુધિર હશે તો આની અંદર કેવું હશે? શુદ્ધ રુધિર હશે કેવું હશે? શુદ્ધ રુધિર હશે જે ફેફસામાં થી આવેલું છે okay ચલો હવે અહીંયા થી તમારી pipeline બતાવો તો આ કઈ છે હૃદય છે હૃદયમાંથી અશુદ્ધ રુધિર ક્યાં જશે ફેફસામાં જશે જશે કે નહીં તમને હું આ pipeline બતાવું છું આને શું કહેવામાં આવે તો આને ફુફુસ ધમની કહેવામાં આવે શું કહેવા માં આવે ફુફુસ ધમની તો ચાલો એ pipeline જોઈ લઈએ તો એ જે pipeline આ રહી દેખાય છે આ બે pipeline છે ને આ રહી અને આ રહી તો આ છે ફુફુસ ધમની

તો ભૂરો રંગ છે એ શિરા નો હોય normally પરંતુ ફુફુસ શિરા નો રંગ લાલ હશે કેમ કારણકે એની અંદર શુદ્ધ રુધિર છે એટલું યાદ રાખવાનું કે જ્યાં શુદ્ધ રુધિર હોય તો એનો colour લાલ હોય જ્યાં અશુદ્ધ રુધિર હોય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળુ રુધિર હોય એનો રંગ ભૂરો હોય અહીંયા તમે જોશો કે આ એક એવી ધમની છે ફુફુસ ધમની એક એવી ધમની છે જેનો રંગ ભૂરો હશે કેમ કારણકે એની અંદર અશુદ્ધ રુધિર છે જે હૃદય થી ક્યાં જશે ફેફસા તરફ જશે ખ્યાલ આવી ગયો તો આ બંને pipeline ખબર પડી ગઈ તો આ બે pipeline આ ક્યાંથી આવી તો આ બે pipeline છે આમાંથી જે શુદ્ધ રુધિર છે એ ક્યાંથી આવ્યું ફેફસા માંથી આવ્યું અને આ બે જે pipeline ખબર પડી ગઈ કે આ બે pipeline માંથી ક્યાં જશે તો ફેફસામાં જશે અશુદ્ધ રુધિર clear ચલો આટલે સુધી ખબર પડી ગઈ ચલો આટલે સુધી ખબર પડી ગઈ yes કે no આ pipeline ખબર પડી ગઈ અને આ pipeline ખબર પડી ગઈ ચલો હવે ફેફસાનું કામ પતી ગયું ફેફસામાંથી રુધિર હૃદયમાં કેવી રીતે આવે છે અને હૃદય માંથી ફેફસામાં કેવી રીતે જાય છે એ ખ્યાલ આવી ગયો okay હવે તમારે સમજવાનું છે બાકીનું બધું okay હવે બાકીનું બધું હવે આ વસ્તુ clear થઈ ગઈ આ વસ્તુ clear થઈ ગઈ અને આ વસ્તુ clear થઈ ગઈ okay હવે જુઓ ધ્યાનથી સમજો કે આખી પ્રક્રિયા હૃદય ની અંદર કઈ રીતે થાય છે જુઓ હૃદય હૃદયની અંદર શું હોય છે ધ્યાનથી સમજો કે શુદ્ધ રુધિર છે એ શુદ્ધ રુધિરનું શું કરવાનું છે શુદ્ધ રુધિર શું કરવાનું એટલે કે ઓક્સિજન વાળું રુધિર શું કરવાનું છે તો હૃદયથી અંગ તરફ પહોંચાડવાનું છે yes કે no